દ્રશ્યમાં પીળા અને સફેદ રંગના કાપડથી સુંદર મંડપ બનાવેલો છે.

વ્હાઈટ કલર ના થાંભલા જોવા મળે છે અને થાંભલાની આજુબાજુ ફૂલ છોડ જોવા મળે છે.

એક નર્સરી નુ દ્રશ્ય છે જ્યાં આપણને વિવિધ પ્રકારના ફુલછોડો જોવા મળે છે.

આમાં દિવાલ પર વિવિધ પ્રકારના નળ સાવર અને અન્ય સાધન લટકાવેલા જોવા મળે છે.

મૂર્તિ ના પાયા નીચે વાદળી રંગની ટાઇલ્સ સાથેનું સરોવર છે મૂર્તિના બંને બાજુ નાના આકારની બીજી બે મૂર્તિ છે.

પાછળના ભાગે મંદિરની ઇમારત છે જેમાં લાલ રંગના થાંભલા છે અને ડાબી બાજુએ લીલુ ઝાડ છે.

એક હોટલ નું દ્રશ્ય છે જેનું નામ ઓરીઝોન હોટલ છે હોટલ ની અંદર બધા જમતા જોવા મળે છે.

સફેદ દિવાલ જોવા મળે છે દિવાલની ઉપર કેટલીક ફ્રેમો લગાડેલી જોવા મળે છે અને ટી_વી લગાડેલુ જોવા મળે છે.

અહીં એક રિક્ષા વાળો દેખાય રહ્યો છે તેને પેન્ટ શર્ટ અને ગડા પર ગમછો નાખેલો છે.

જેની દિવાલ પર વિવિધ પ્રકારની કેક ની ફેમો લટકાવેલી જોવા મળે છે.

કાચના કાઉન્ટર ઉપર ફોનપે નુ સ્કેનર પ્લાસ્ટિક નો ડબ્બો અને સ્ટીકર લટકાવેલા જોવા મળે છે.

આસપાસ જંગલ જોવા મળે છે એક વ્યક્તિ પથ્થર ઉપર દોરડા દ્વારા ચડાઈ કરી રહ્યો છે.

ને લાલ જર્સી અને હેલ્મેટ પહેર્યું છે અને પથ્થર નીચે ઘણી વ્યક્તિઓ ઊભલી જોવા મળે છે.

ઘરની અંદર ગ્રાહકો વાતચીત કરતા અને ઓર્ડર આપતા જોવા મળે છે તો ઘરની બહાર પ્લાસ્ટિક ની ખુરશીઓ અને ટેબલ મુકવામાં આવી છે.